આગળની ગાડી સ્વિફ્ટ છે પાછળની ગાડી ઈકો છે ઈકો ની બાજુમાં બાઇક છે.

શ્રીજી માર્ટ છે આગળ એક એક્ટિવા મુકેલુ છે બાજુમાં બાઈક છે.

ટ ફુલાવી ની દુકાન છે નીચે સ્ટુલ ગોઠવેલા છે અલગ અલગ અલગ વાદળી લાલ પીળા જેવા રંગના આ બાજુ દાબેલીની દુકાન છે બહાર પોસ્ટર લગાવેલું છે.

એક ક્રેન નું ચિત્ર છે ક્રેન ઉપર વાદળી કલર કરેલો છે સામે પત્રા છે પત્રા ઉપર અમુક લોકો બેઠા છે અમુક ઉભા છે.

મંડપ બાંધેલો છે મંડપનો કલર લાલ અને પીળો છે આ બાજુ એક બાઇક છે આ બાજુ ત્રણ ગાડીઓ છે મંદિરની બાજુમાં ગેટ છે.

કોઈ ફંકશન નું ચિત્ર હોય એવું દેખાય છે હું બહાર લાલ કલર ની લાઈટો ઝાડવા ને ફરતે ગોઠવેલી છે થાંભલા એ ફુલ--

ટેબલ છે તે સ્ટીલ નુ દેખાય છે સામે સ્ટૂલ છે તે લાકડાનું છે લાઇટ નુ બોર્ડ દેખાય છે.

ઉછેર કેન્દ્ર માટેનું લોકેશન દેખાય છે આ બાજુ એક ગાડી સે વાઈટ કલર ની બે લેડીઝો છે એટલે એમાં એક છોકરી છે--

એક્સરસાઇઝ માટેનું સાધન છે અ સામે બધો કાટમાળ પડ્યો છે એની ઉપર બારી છે.

દવાના બોક્સ ઉપર ડોગ દોરેલો છે અ નીચે મોટી કોથળીઓ મૂકેલી--

એક જાળ છે જાળ નીચે કબુ ચકલાઓ માટેનું ચણ નાખવાનું--

બેંક નું લોકેસન છે બેંક નું નામ બેંક ઓફ બે ઈન્ડિયા છે સાઈડમાં પે એ_ટી_એમ છે.